દવા નાખવી જ પડે હ હવે નીચે પાવડર નાખીને આપડે સગ્રહ કોઠા માં કરી દેવાનો એ તો આપણને એક બે વર્ષ ખાવા મળે કે નુકસાન જાય ની નુકસાન તો હું આપડી જ અનાજ હોય તો આપડને શું નુકસાન થાય નઈ નુકસાન એમાં તો નુકસાન કઇ જાય નઈ પણ ભલે એની આપડા સરીર માટે સારું જ કરે ને એટલે ફ્લે ની

એ અત્યારે છે ને ઘણા

આપણને કેટલીક

ફાયદા કાર પ્રોસ્તિક આહાર વાળું જેમ કે દેસ આપડે ગાય ને નાખી જેમકે કે આપડે તલ નું વાવેતર કરીએ તલ તેલ ના વાવેતર માં વધુ ગુણવતા વાળું મળે કે હા હમ જેમાં કઇ નિદામણ કરેલ છે બરાબર પછી બીજ વાવન થાય હા વાઢી ને જેમકે એક બે વાર તો લેવાતો પડે હમ એમાં તો ઉતાર હારો આલવો પડે ને આપણને

હા ફાયદો રે પાણી વેડ્જો તો એ જબર થાય તો એમાં પાણી ઓછુ

તો તો એ હરામાંહારું થયું ને તો તો એ

પછી આપડે અનાજ બાજરી છે ઘઉં છે અત્યારે બધા ના ભાવ હારા છે પછી તેલ માં કે ડુંગળી માં કપાસ અમારે થા એટલે કે ગરે ખાવાનું હોય એટલે કે એના ભાવ બે હજાર હોય ત્રણ હજાર હોય કે પાંચ હજાર હોય

પરંતુ વેલા ફાયદો કેરી વાળા ને મળે ને

હા આપડે કોઈ એવું સમજવાનું કે આપડે તો પૈસ બમણા ઉભા થા દવા ના ખર્ચા ભલે કરીએ પણ આપડા ખેડૂત ને આવક વધવી જોઈએ પણ આવક માટે મહેનત કરે ભણવા માટે પછી બીજી મહેનત કરે નિદામણ કરે ત એ છતા પાક સારો આવે બરાબર પાક છેટો થઇ ખેડૂત ના ગર માં થી market માં જાય

પણ એ જરૂર પાક એ પુષ્કળ જેમકે જેમ બમણો થાય બરોબર

બમણો પાક નો બમણો થાય બમણો પાક ગવ ને ગવ ને બમણો કરે મહેનત થી બમણો થાય અને તે market માં લઇ જાય

અત્યાર સુધી ખેડૂત ને રોકડીયો પાક જ લેવાય જેમકે રોકડીયો પાક આવી ગયો છે પૈસા જોવે પૈસા જોવે ખેડૂતો ને અત્યારે તમે એમાં કેટલા પૈસા લાગે દવા બિયારણ ખાતર જેથી તમે ટ્રેક્ટર ને હાથી આપીયો હોય ખેડાવિયું હોય કેટલો એ ખર્ચો લાગે ખેડાવડો કરાવ્યો હોય અને જમીન ચકાસણી દેવાય એની ઉણપ ગટે

ચકાસણી કરાવ્યા પછી ખબર પડે કે આમાં સુ ગટે છે?

જમીન તમારે અનુકુળ હોય છે તમારી જમીન ક્ષાર હોય છે આ છ તો તમારે જમી જમીન તમારી ફળદ્રુપતા વધે બધું સરખું હોય બાકી આપને પછી આપડે પાણી જોવતું હોય તો આપડે ફુવારા મુકીએ

જેમાં આપણને સબસીડી ફુવારા મળે એમાં સસ્તું પડે એમાં ફુવારા પદ્દતિ માં તમને થોડું પાણી હોય ને હમમમ ફુવારામાં નાવું નો પડે ફુવારા માં નથી નાવુ પડતું પછી તમારે જો જરૂરિયાત નઈ હમમ હમમ પછી મોટા એરડા માં તમારે નિદામણ વધે હમ ફુવારા માં નિદામણ વધે ટપક માટે નિદામણ હોતું નથી હમ જાડના મુળિયા અત્યારે મણ પચા ટકા ટપક નો ઉપયોગ કરે હમ કપાસ માં ડુંગળી માં

હમ તો એ દોડી આપીશ મોટા મોટા ખેડું હોય એને ટપક સરળ પડે

હમ સુકા સુકી જમીન વાળા હોય એ ટપક નો use કરી સકે પછી ટપક માં માટે દવા નાખીતો ભૂલથી ટપક માં નાખી ટકામાં તો પણ એને મળે છે બરોબર ખાતર ખોલીન નાખી દો તો પણ ખાતર મળે છે આપદે જમીન ની પોસક જાળવવા માટે ખાતરકે રાસાયણિક ખાતર તો નાખવું જરૂરી છ તો જ આપણને પાક માં કઈક પાકે બે હજાર બરોબર થાય એનું ખાત ના થાય એવું ગણી જાતના ખાતર આવે હમ આપડે બે ઉપયોગ કરી પછી આપડો પાક મોટો થાય ગણી વાર મુળિયા નાખીને વધુ વરસાદ થાય તો પાણી માફક

ખાતરમાં પાણી ને ખાતર દેવામાં આવે છે હજી તો